પેજ કાઉન્ટરના આ ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે
આ દરેક રીફ્રેશ ઉપર ગણતરી કરશે કે કેટલા લોકોએ તમારું પેજ જોયું છે
તેથી જયારે કોઈ પેજમાં પ્રવેશે છે તો વેલ્યુ વધશે ટેક્સ્ટ ફાઈલમાં સંગ્રહાશે અને તે યુઝરને દર્શાવાશે
અથવા તેને પોતા માટે રાખી શકો છો
તે તમારી પસંદગી છે કે તમે દર્શાવવા માંગો છો કે નહી
આ કરવા માટેનો આ સરળ માર્ગ છે
તે યુનિક વિઝીટર્સને ન ગણશે
હું યુનિક વિઝીટર્સ ઉપર ટ્યુટોરીયલ ટૂંકમાં બનાવીશ
તે કદાચ તમે જોઈ રહ્યાં હશો તે સમયે ઉપલબ્ધ થશે
તે વધુ ચોક્કસ હશે
તે આઇપી અધ્રેશ સાથે કામ કરે છે
જોકે હવે આ મૂળભૂત કાઉન્ટર ટ્યુટોરીયલ છે અને તે ડેટાબેઝ સંગ્રહના વિરોધી ફાઇલ સંગ્રહનો ઉપયોગ કરે છે
પ્રથમ એક ફાઇલ બનાવવાની જરૂર છે જે અંદર વેલ્યુઓ સંગ્રહીશું
આ કરવા માટે 2 માર્ગો છે
ક્યાં તો જમણું ક્લિક કરી નવું ડોક્યુમેન્ટ બનાવો
અથવા હું તમને બતાવીશ કે ખોલવા માટે ફાઈલ કેવી રીતે બનાવવી તે માટે ફન્કશન ફોપેન છે
તેને ફાઇલ વેરિયેબલમાં સંગ્રહ કરીશું
પરંતુ તે ફરજિયાત નથી
અને કહીશું countફ્ફ્પ અને આનું અન્ય પરિમાણ છે કે શું તમે તેને વાંચવા માટે લેખન માટે અથવા ઉમેરવા માટે ઈચ્છો છો
હું કહીશ લખવા માટે
હવે હું ફ્વ્રાઇટ કહીશ અને ફાઇલમાં લખીશ અને શૂન્ય ની વેલ્યુ બનાવીશ
હવે પેજ ને ખોલીશું અને રીફ્રેશ કરીશું
આપણને counterફ્ફ્પ મળ્યું છે
તે પર ક્લિક કરો અને જ્યારે આપણે પાછળ જઈશું તો જુઓ શું આપણને countફ્ફ્પ મળી છે તો txt તો ચાલો આ રીફ્રેશ કરીએ
ઠીક છે તેથી હવે આપણી પાસે એક txt ફાઈલ હોવી જોઇએ
ચાલો હું આ રદ કરું countફ્ફ્પ
હવે આપણે તે કર્યું છે અને આપણને ખરેખર આ કોડની જરૂર નથી
તો હું આ ભાગ રદ કરીશ પરંતુ હું આ જાળવી રાખીશ અને હવે હું કહીશ હું ફાઈલમાંથી વાંચવા ઈચ્છું છું
તમે આ જાતે પણ ટાઇપ કરી શકો છો
તમારે માત્ર વાંચવા ને બદલે લખવા માટે એક ફાઇલ બનાવી પડશે
તો આપણને આપણી ફાઈલ મળી છે અને તે અંદર શૂન્યની વેલ્યુ મળી છે
તો તેને ખોલો અને જુઓ
હા આપણને શૂન્ય સાથે countટીએક્સટી મળી છે જે આ વાંચશે અને તે અંદર મુકશે
તેથી હવે મારે ફાઈલના સમાવિષ્ટો મેળવવાની જરૂર છે
તો ફોપેન ના બદલે હું કહીશ file get contents
તો હું file get contents ટાઇપ કરીશ
અને આ countટીએક્સટી ના કન્ટેન્ટને લાવશે
પછી કહો એચો અને વેરિયેબલ નો ઉપયોગ કરો અને હું કહીશ એચો ફાઇલ
હવે આ શું કરશે તે file get contents કહેશે અને તે આપણી ટેક્સ્ટ ફાઈલના કન્ટેન્ટસને આપણા કાઉન્ટ વેરિયેબલ સાથે અહી લાવશે
અને તે ફાઈલના કન્ટેન્ટસ ને એકો કરવા કહશે
તો ચાલો આપણા પેજ ઉપર પાછા જઈએ અને તે રીફ્રેશ કરીશું
કાઉન્ટર પર ક્લિક કરો અને આ સમયે આપણને શૂન્ય મળ્યું છે
રીફ્રેશ કરીએ
તે હજુ પણ શૂન્ય પર છે જે રીતે અહીં દર્શાવવામાં આવે છે
જો હું આ હેલ્લો થી બદલું અને આપણા પેજ પર પાછી જઈ રીફ્રેશ કરું તો તેની વેલ્યુ હેલ્લો હશે
તો આપણે આ સમયે આ ટેક્સ્ટ ફાઈલમાં જે છે તે એકો કરી રહ્યા છીએ
અને હમણાં તે શૂન્ય છે એક પૂર્ણાંક શૂન્ય
હવે આ એકો કરવા માટે હું કહીશ યુવે હદ ફાઇલ વિઝિટર્સ
તો તે આપણને કંઈક આ પ્રમાણે આપશે
હવે હું શું કરીશહું વિઝિટર્સ નામનું એક વેરિયેબલ બનાવીશ
અને હું ઇક્વલ ટીઓ ફાઇલ કહીશ
હું આ વધુ કાર્યક્ષમ અને વાંચવા માટે સરળ બનાવવા માટે અહીં મુકીશ
અને હું કહીશ વિઝિટર્સ અને આપણે કહી શકીએ આ શું થવા જઈ રહ્યું છે
અને પછી આપણે વિઝિટર્સ કહીશું visit ઓઆરએસ ન્યૂ ઇક્વલ્સ આ વિસ્ટોર્સ પ્લસ 1
તેથી આ આપણી નવી વેલ્યુ હશે
પછી હું આગળ જઈશ અને ફાઇલન્યુ કહીશ તો હું એક નવી ફાઇલ બનાવી રહ્યી છું
હું તે countટીએક્સટી તરીકે ખોલીશ કારણ કે તે એ જ છે
અને હું આ ફાઇલમાં લખવા માટે કહીશ
હવે જો તે a હોય તો તેનો અર્થ છે એપેન્ડ તો હું ફાઈલમાં કંઈક અપેન્ડ કરી રહ્યી છું જેનો અર્થ છે કે હું તે અંદર કંઈક ઉમેરી રહ્યી છું
હું તે પર ફરીથી લખવા માંગું છે તેથી હું વો મૂકીશ
અને પછી હું કહીશ ફ્વ્રાઇટ જેવું કે આપણે પ્રથમ ભાગ ફાઇલન્યુ માં કર્યું હતું
અને વેલ્યુ જે મારે લખવાની જરૂર છે તે છે વિઝિટર્સન્યૂ
આ કામ કરશે
ચાલો તે રન કરવા પહેલા તે મારફતે જઈએ
આપણને આપણી મુખ્ય ફાઈલ મળી છે અને તે આપણી countટીએક્સટી ના કન્ટેન્ટસ મળ્યા છે જે આ સમયે શૂન્ય છે
આપણે આપણું વેરિયેબલ વિઝિટર્સ ફાઈલના કન્ટેન્ટસથી સુયોજિત કરી રહ્યાં છીએ
આપણે વપરાશકર્તાઓને કેટલા વિઝીટર્સ છે તે એકો કરી રહ્યા છીએ
અને આપણે વિઝિટર્સ 1 સાથે એક નવું વેરિયેબલ બનાવી રહ્યા છીએ અર્થ છે વ્યક્તિ જે આ સમયે જે આ પેજ જોઈ રહ્યો છે તે નોંધપાત્ર બને છે
તે વ્યક્તિ તેમાં વધારાનું 1 ઉમેરે છે
અને પછી આપણે નવી ફાઈલ ખોલીએ છીએ જેમ કે આપણે આ ટ્યુટોરીયલની શરૂઆત માં જોયું તેના બદલે લખવા માટે આપણે વો નો ઉપયોગ કરીશું
પછી આપણે આપણી નવી ફાઈલમાં નવી વેલ્યુ લખી રહ્યાં છે જે 1 થી વધેલ છે
તો ચાલો રીફ્રેશ કરીએ અને તમે જોઇ શકો છો ઓહ
તે કામ નથી કરતું
ઠીક છે તો ચાલો આ કોડ તપાસીએ
ચાલો વિઝીટર્સની જોડણી તપાસીએ visit ઓઆરએસ ન્યૂ
ઠીક છે
visit ઓઆરએસ
એ જ કારણ છે
મેં ત્યાં ન મુક્યો
તો countટીએક્સટી
હવે આ સમયે દરેક વખત રીફ્રેશ કરતા આપણે 1 ઉમેરી રહ્યા છીએ
તમે જોઈ શકો છો કે વેલ્યુ વાસ્તવમાં વધે છે
હવે આ ફરીથી રીસેટ કરવા માટે તમારે શું કરવાનું રહેશે આહ
ચેતવણી
countટીએક્સટી બદલાઈ ગયેલ છે કારણ કે આપણે તેમાં ફેરફાર કર્યા હતા
હું કહીશ રિલોડ ફ્રોમ ડિસ્ક
અને તે 19 થી બદલાઈ ગયેલ છે તમે જોઈ શકો છો ત્યાં 18 પ્રદર્શિત થાય છે
કારણ એ છે કે આપણે નવી વેલ્યુ અંદર મુકવા પહેલા આ એકો કરી રહ્યાં છીએ
તો મહત્તમ કાર્યક્ષમતા અને વાસ્તવિક યોગ્ય વેલ્યુ મેળવવા માટે હું ત્યાં નીચે આ કોડ મૂકીશ
હકીકતમાં જ્યારે હું આ રીફ્રેશ કરું છું અને ચાલો કહીએ આપણને 25 વિઝીટર્સ મળ્યા છે અને અહી પાછા આવીએ તો આપણને વેલ્યુ 26 મળશે
ઠીક છે કદાચ હું અહીં થોડી અવ્યવસ્થિત બની રહ્યી છું
તે કરવા માટે કોઈ મુખ્ય કાર્યક્ષમ રીત નથી
આ હંમેશા વિઝિટર્સ એકો કરશે તેથી વિવિધતા માટે આપણે visitors new કહીશું
તો આ બરાબર તે સમાન હશે ઓહ નો
વિઝિટર્સ ન્યૂ બીજી જોડણી ભૂલ
બરાબર તેથી ચાલો 35 થી વધારીએ અને આપણે કન્ટેન્ટસમાં જઈ રહ્યા છીએ અને આ વેલ્યુ 35 સમાન છે
પોઝિશન બધું ન હોય જ્યારે તમારે કોડ સાથે વ્યવહાર કરવાનો હોય છે જે આ પ્રમાણે સરળ હોય છે પરંતુ તે મદદરૂપ છે
ઠીક છે તો આ મૂળભૂત ટ્યુટોરીયલ છે
જો તમે આ ઉપર કોઇ પણ મદદ ઈચ્છતા હોવ તો કૃપા કરી સંપર્ક કરો
પરંતુ હમણાં માટે આનો પ્રયાસ કરો તે સાથે જાઓ
વધુ એડવાન્સ કાઉન્ટર જે આઇપી અડ્રેસને લે છે તે ઉપર ના મારા અન્ય ટ્યુટોરીયલને જુઓ
જોડાવા બદલ આભાર
આઇઆઇટી બોમ્બે તરફથી સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ માટે રેકોર્ડીંગ કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું